તસવીરમાં ખુલ્લી જગ્યા પર છાપરું કરેલું સ્થાન દેખાઈ રહ્યું છે.

આ તસવીરમાં શંકર ભુવન નામની એક દુકાન દેખાઈ રહી છે બોર્ડ પર મોટા અક્ષરે લાલ રંગમાં દુકાનનું નામ લખેલું --

દુકાનના ઉપરના ભાગમાં નીલા રંગની લાઈટ ની સગાવટ કરવામાં આવી છે દુક --

તસવીરમાં ખુલ્લી હવામાં આવેલું એક રેસ્ટોરન્ટ કૅફે દેખાઈ રહ્યું છે.

ડાબી બાજુ લોખંડની રેકસ પર વિવિધ કદનાં ધાતુનાં વાસણો ગોઠવેલાં છે.

બહાર લોખંડની જાળીદાર ગેટ લગાવેલો છે એક બાજુ દિવાલ પર નોટિસ બોર્ડ --

પાણીમાં દૂર સુધી લીલી પાંદડીઓ અને ગુલાબી કમળના ફૂલો તરતા જોવા મળે છે.

જમીન પર દૂરથી બનાવેલો ખાટલો રાખવામાં આવ્યો છે.

અંદર રહેણાક મકાનો અને ઇમારતો બનેલા છે ડાબી બાજુએ એક સફેદ રંગનું મંદિર પણ નજરે પડે છે.

બિલ્ડીંગ માં એકસરખી ડિઝાઈન વાળી ઘણી બારીઓ નજરે પડે છે.

બોર્ડ ની બાજુએ ગોળાકાર પ્લાન્ટર માં સુંદર છોડ વાવેલા છે.

નાના-નાના કુંડામાં ફૂલોના છોડ પણ ગોઠવેલા છે પાછળની બાજુ ઝાડો અને --

દુકાનના દરવાજા પર ગુલાબી અને સફેદ રંગના બલૂન્સ થી આર્ક બનાવવામાં આવ્યો છે.

તસવીરમાં એક સંસ્થા નું મુખ્ય પ્રવેશ દ્વાર દેખાઈ રહયું છે.

આ તસવીરમાં દુકાનની શેલ્ફ પર વિવિધ કોસ્મેટિક્સ અને બ્યુટી પ્રોડક્ટસ ગોઠવેલા દેખાય છે.

તસવીરમાં એક સુંદર ઈમારત દેખાય રહી છે જે કોઈ હોટલ હોઈ શકે છે.